વિવિધ દેશો માં balloon યાત્રા ના રોજેરોજ નવા સફળ. રહતા પેરીસ આ પ્રકાર ના પ્રયોગ ની બાબત માં અગ્રેસર ગણા તું. ક્યાં બોલ balloon ની મદદથી હવા માં ઉડાડવા ના અને પ્રકાર ના રોમાંચક તેજ઼ અદ્ભુત પ્રયાગ સામાન્ય બાબત હતી. અત્યાર ના રોમાંચને મારવા માં મેં પોતે પણ balloon યાત્રા શરૂ કરી હતી અને ત્યારે તે જર્મની ના વિવિધ શહેરો માંથી પસાર થઈ રહી હતી. મારિયા, અદ્ભુત અને યાદગાર યાત્રા કરી શકશે. નોંધપાત્ર બની બની ગઈ. દરેક શહેરમાં મારી balloon યાત્રા ને જોવા લોકો ના ટોળેટોળા ઉભરા તા. પરંતુ આશ્ચર્ય ની વાત એ હતી કે હું યુરોપ ના વિવિધ શહેરો માંથી પસાર થતો હતો. જર્મની ના friend. શહેરમાં પહોંચ્યો ત્યાં સુધી માં એકપણ જર્મન નાગરિક મહારાજ સ~સહ યાત્રી બનવા ની સાહ~સાહસવૃત્તિ બનાવી ન હતી. ઘોડા ફોટો વિન જેવા સાહસિક યુરોપમાં જર્મની જર્મનો ને આવી સાહિબ હવાઈ યાત્રાઓ પર સેવે આકર્ષવા માં નિષ્ફળ રહ્યા હતા. એ ઘણી આશ્ચર્યજનક વાત હતી, પરંતુ મારી આ યાત્રા ઘણા સારા મુહૂર્તમાં શરૂ થઈ હોવા નો સુખદ અનુભવ મને પ્રેમ કોટ પૂછતાછ થયો. શહેરમાં યાત્રા નો સમાચાર ફેલાવવા થી સાથે જ ત્રણ અગ્રણી નગરી. મારા સાહેબ બનાવી ને તૈયારી બતાઈ. મારા આનંદનો પાર ન રહ્યો. મેં તેમને શોર્ટ આવકાર્યા. શહેરના મુખ્ય ચોક પ્લે કૉમેડી પર થી બે દિવસ બાદ યાત્રા નો શુભારંભ કરવા નું અમે નક્કી કરો. balloon યાત્રા માં balloon ની પસંદગી હતી. મહત્વની બાબત જણાય. મારી આ યાત્રા નું મહત્વ અને મારી સુરક્ષા ની બાબતો ને ધ્યાન માં રાખી ને એક વિશાળ balloon પર પસંદગી ઉતારી.

કાર મુકી તે રેશમી કપડા નો ઉપયોગ કરો. આ ઉપરાંત વિવિધ વૃક્ષો ના રસ માંથી બનેલા રબરનું ઔરા balloon ના કપડા ને વધારી ને મજબૂતી તથા સલામતી આપ તું હતું. આવરણ બુલ અને gas તેમજ એસિડ ની વિપરતી અસર થી બચાવવા માં.

નાની મોટી તિરાડો અને શાકભાજી ને સરખી કરી લીધી. balloon ને નીચે ઉતારવા ની balloon નીચે ઉતારવા ની પ્રક્રિયા જોખમી જોઈ જોઈ છે. નાની સરખી ભૂલ પણ આવા જોખમને વધારી શકે છે એની મને જાણ હતી જ એટલે આવા જ આવા આવા ના ટાળી શકાય એવા જોખમ ને પહોંચી વળવા વિવિધ પગલાઓ લઇ બલૂ ને વધુ મજબૂત બનાવવા તરફ મારું ધ્યાન હતું balloon હાજર ઘણીવાર જેટલો વ્યાપક બની શકે તેમ હતો વિશાળ કદ વધારે gas તથા મજબૂત કાપડ આ બધી જ બાબતો યાત્રીઓ ને લાંબા સમય સુધી હવા માં રાખવા ની અને ઊંચાઈ ની ઉચ્ચ તમ સીમા લઈ જવા માટે સક્ષમ હતી અમારા આરોહણ માટે મી સપ્ટેમ્બર ના મેળા નો દિવસ પસંદ કર્યો હતો. એનાં મુખ્ય કારણો બે હતાં. એક તો શહેરના લોકો આ દિવસને શુભ આવેલા અને બીજું આ મેળા કી દુનિયા ના લોકોને શહેર તરફ આકર્ષિત કરતો હતો.

ધીમે ધીમે hydrogen gas balloon ના balloon ના ટીલા તરફ ઘોડા માં ભરવા ની શરૂઆત થઈ થઈ. અને balloon ફૂ~ફૂલવા માંડી. સવાર નો બધોજ સમય વિશાળ balloon માં gas ભરવા માં પૂરો થઈ ગયો. કામ એટલું મહત્વનું હતું કેટલો સમય થયો તેને ધ્યા ને રહ્યું. લગભગ પોણા સાત નું બલુન ભરાઈ ગયું ત્યારે જ મળવા નો સમય મળ્યો. સવાર ના અગ્યાર થવા આવ્યા સુરક્ષા અને સાવધાની ના નિયમ મુજબ balloon માં જેટલો gas પરિ ષ્કા એ મતો જેટલો ભરાઈ ગયો હતો. જેમ જેમ ઉપર ચઢ તા જઇએ તેમ તેમ હોવા વધારે ને વધારે પાતળી થતી જાય. વાતાવરણ તથા દવા ઘટે સાથે balloon માં ભરાયેલો gas નો થાય પૂરે પૂરું ભરેલું balloon આવા સંજોગો માં ફાટી જાય. એ કારણે balloon પોણા ભાગ જેટલો જ ભરવા ના હોય છે.

ચોક્કસ ગણતરી વજન ની સમતુલા પર યાત્રા ની સફળતા નો આધાર રહેલો હોય છે balloon ના ગોડા નીચે લટકતી અમારી cabin જરૂરી સામાન તથા તેમાં મુસાફરી કરનારાઓ અને મારા સાથીઓ આ બધાં ના વજન ચોક્કસ ગણતરી મેં કરી જ લીધી હતી. ગણતરી કરી. મારુ આકર્ષક બલ વન ચોક ના વચ્ચે ના ભાગ માં હવા માં ઝુમી રહ્યો હતો. બપોરે થતા યાત્રીઓ શરૂ કરવાની મારી ગણતરી હતી. balloon ની પાસે ઊભો રહી મેદાન નિહાળ તાં નિહાળ તાં હું મારા સાથીઓ ની રાહ જોઈ રહ્યો હતો. બસ આતુરતાના અંત નજીકજ હતો તેઓ આવે તે તરત જ ઉડાન શરૂ કરવા નું હોય તો હાજર રાખી. મને આનંદ તો કે મેં આ દિવસ પસંદ કર્યો હતો મારો એ માટે નો હેતુ બદ આવી રહ્યો હતો એ દ્રશ્ય કોઈ ને પણ ઉત્સાહિત કરવા પૂરતું હોતું. આખો ચો કુતુહલ વશ લોકો ના ટોળેટોળા માથી

ચોપ જ નહીં, એકબીજા સાથે સંકળાયેલ આસપાસ પણ પર ચાંપતી પર ના નીચે ના માર થી મકાનો ના તીર પાકા છાપરાઓ માનવજાતિ ધ ખાઈ ગયા હતા મારા આ સાહસ ની નોંધ લેવા એકત્રિત થયેલી. મેદની ને હું ગર્વ તથા આનંદની લાગણી ને જોઈ રહ્યો. જોકે હું થોડા ચિંતા તૂર હતો. યાત્રા ની સફળતા માં કરો પર આધાર હવામાન પર રહે તો હતો લોકો નો ઉત્સાહ તો સમા તો નહોતો, પરંતુ એની અસર હવામાન પર થતી દેખાતી ન હતી.

વાદળ માંથી પડતી અસહ્ય ગરમી અકડાવવા રહી રહી હતી. પવન ન હોવા થી ખુબજ ભારે બની ગયેલા વાતાવરણ માં શ્વાસ લેવા માં મુશ્કેલી અનુભવવી પડે એવી સ્થિતિ હતી. આવી પ્રતિ કૂળ પરિસ્થિતિ માં જો વ્યક્તિ જ્યાંથી ઉપર ઉડે. સીધે સીધું ઉતરાણ કરી એવી શક્યતા વધારે હતી. મને મારી યાત્રા ની સફળતા ચિંતા થઈ. જોકે લોકો ના ઉત્સાહી ટોળાં ની હાજરી થી મારા આત્મવિશ્વાસ આવા નિરાજનક નિરાશાજનક વાતાવરણ માં પણ ટકી રહ્યો હતો. balloon ને ઉપર ઉડાવાની ની ક્ષમતા તથા અમારા વર્ઝન ને ધ્યાન માં રાખી ને ત્રણસો ની રમ કોઠા કોથળી ઓમાં ભરી cabin માં સાથે લીધુ હતું. બલૂ ને નીચે લટકી અમારી આરામ દાયક cabin લગભગ ચાર ફુટ ના વ્યાસ વાડી હતી. તેમાં જરૂરી બધી સગવડો કરવામાં આવી હતી. મજબૂત રસસી ઓની મદદથી આગ ને balloon સાથે જોડવા માં આવી હતી. આ મજબૂત રાશિ ઓ balloon ના ઉપરી ગોળાકા ને તો આધાર આપતી હતી સાથે સાથે balloon ને પ્રમાણ રાખવા માં પણ મદદરૂપ થતી હતી.

તથા ધરાવતી તેને ઊંચાઈ ની માહિતી આપનાર barometer પણ સાથે રાખ્યો હતો. રસિયો જિયા બાંધેલી હતી ત્યાં ગોલ્ડ પાક પર barometer લટકા વ્યો હતો. નીચે ઉતારા ભરવા જરૂરી લંગર કોણ યોગ્ય જગ્યાએ હતું ટૂંકમાં એમ કહી શકાય કે આરોહણ માટે ની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ચોક માં ઉભેલા ઉત્સાહી લોકો તરફ મેં ફરી એક વાર નજર નાખી. અચાનક જ મારી નજર ટોળાં માં ઉભેલા પિક્ચર ચેહરા વાળા એક માણસ પર પડી કાયિક વિચલિત દેખા તો એ યુવાન ટોળા માં જુદો જ એના ચહેરા પર ન સમજાય એવા વ્યાસ વ્યાકુળતા ના ભાવ હતા. એ મારા balloon ને જોઈ રહ્યો હતો. ન જાણે કેમ પણ એને જોતાં જ હું અવશ્ય અસ્વસ્થ બની ગયો. બપોર ના બાર વાગ્યા આરોપો ના સમય થયો, પરંતુ નવ તર પ્રકાર ની માંગણી સહાયતા કારણે પૂર્વ નિર્ધારિત સાથિયો તો દેખાયજ ને યાતો દર્શકો ના વધતા જતા ધસારા વચ્ચે તેમની રાહ જોવા નું હવે મુશ્કેલ બની રહ્યો. ભારે ખમ હોવા ના અને સાથીઓ ને વિલંબ તારી ચિંતા માં ઉમેરો કર્યો. ફિલ્મને કારણે નાસિક નાસીપાસ થયેલા લોકો ની આંખો માં આક્રોશ અને અધીરાઈ દેખાયા દેખાવા માંડ્યા સામુદાયિક સંયોજનો નો અર્થ અને વ્યાખ્યા સમજદારી આજના સમયમાં ખુબ જ જરૂરી અને છે. જયારે આ વ્યવસાયી સમજદારીઓ કરતા કરતા હોઈએ ત્યારે તેમ અલગ અલગ પદ્ધતિ વિશે જાણ કારી હોવી જોઈએ સમજદારી કરવાની અલગ અલગ પધ્ધતિ છે તેમાંની એક સમુદાય સંગઠની છે સમુદાય હારે સમજદારી કરવામાટે પણ કેટલીક વિષમતા હોવી જોઈએ આ એકમમાં સમુદાય સ્નગથની સામાન્ય ખ્યાલ તેની વિવિધ પધ્ધતિ તેજ સામુદાયિક સંગઠનોં અમલ કરવા માટે કાર્યકર્તા જે વિષમતા હોવી જોઈએ તેમની માહિતી આપવામાં આવેલ છે સામુદાયિક સંગઠન નો અર્થ સામુહિક સંગઠનનો ગુનાઓ આ રીતે થાય છે જયારે જે સમૂહ સમુદાયી વિકાશ માં સમાર્નાથી તરીકે પણ લેવાય છે. સામાન્ય રીતે સામુદાયિક સંગઠન એટલે લોકોને મદદ કરવા માટે ભેગા મળી તે સબંધી સમાજચારી માં સામુદાયિક સંગઠન એ એક પદ્ધતિ છે. સામુદાયિક સંગઠન નો મુખ્ય ઉદેશ સમાજ ના લોકોનો વ્યવસાયિક રીતે ઉત્કારી સમુદાયીક કાર્યક્ષમતા વધારી તેમની સામે લાડવા ખરાબી છે. આપણા સમાજ શાસ્ત્ર માં જોઈ ગયા સમાજએ વ્યક્તિ અને સામાજિક સંસ્થાનું સમૂહ છે. તેમાં બંને નો એક બીજા સાથે કોઈ સબંધ છે તેમાં નક્કી કરેલા નિર્ણયો તેમજ ધારણા સારા ધોરણો હોય છે અને તે મુજબ એક બીજા સાથે પરસ્પર ચેસ્ટા કરતા હોય છે આ બધી બાબતો વ્યક્તિને સમાજ માં શુવ્યવશ્થિત કરવા માટે જરૂર હોય છે પરંતુ તે એટલે સંગઠન એવું નથી. આગળ એક કર્ણ જરૂરી છે કે સમાજ માં ઘણી બધી સંસ્થા કામ કરતી હોય છે ઘણા બધા જૂથ પણ હોય છે પરંતુ તે કોઈ સબંધો બધાજ ભેગામળીને એકજ સમુદાયની સમસ્યા માટે કામ સમિતિને સમિતિને ઉકેલવા માટે પોતાનું આપે છે. સામુદાયિક સંગઠન નો વ્યવસ્થિત

સામુદાયિક સંગઠન એક પરક્રિયાક છે. તેમાં સામુદાયિક એક પ્રકારની જરૂરિયાત આથવા ઉદ્દેશોને શોધે છે. તેમાં ના પ્રાથમિકતા રાખે છે. આત્મ વિશ્વાસની વૃદ્ધિ થાય છે. અને તેના માટે કામ કરે છે.

સામુદાયિક સ્નગઠન એ એક વિવિધ પદ્ધતિ દર્શાવી છેકે જેમાં વ્યવસાઇક બદલાવ સાથે વૃદ્ધિ જીવ સામે સમુદાય ભેગા મળીને આયોજન ગોઠવે છે. તહુ બાઈક જંગલોમાં એક પ્રક્રિય છે જેના દ્વારા સમુદાયના વ્યક્તિ ગત મોટા પ્રતિનિધિ ઓનો રાજનાથ બીજાને મળે છે અને ક્રિયા કરે છે આના થી તે સમુદાય નું કલ્યાણ ભૌગોલિક ક્ષેત્રમાં સમાજ કલ્યાણ ની આવશ્યકતાઓ તથા સામુદાયિક કલ્યાણ સાધનો વચ્ચે શ્રમિક અને વધારે ફગાબી આયોજન રોજ ગારનું કદ પ્રક્રિયામાં અમલ કરી શકાય છે. બિલ સામુદાયિક સંગઠન સમુદાય ની કલ્યાણ કરી આવશ્યકતાનો અને સામુદાયિક સાધનોનો પ્રગતિ શીલ અને વધારે રાચ કરવાનું અને તેમ તેમજ સમુદાયનો સુધારા મટે તેને સમુદાય માટે કામ કરે છે. સમુદાય સંગઠન પદ્ધતિના સિધાન્તો સામુહિક સંગઠન એ સમાજ કાર્ય કરવા માટેની પદ્ધતિ છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ પદ્ધતિ માં અલગ અમલમાં લાવવા માટે કોઈ ધારણા ધોરણો માન્યતાઓ કૌશલ્યની અવસાયકતા ખરી ના સ સામુદાયિક સંગઠનો માં વ્યક્તિ ગત કાર્ય નું શોધ કાર્ય સવિકે એકજ આયોજન પદ્ધતિ છે આપદ્ધતિ અમલમાં મુકવા માટે કેટલાક સિદ્ધાંતો છે અલગ અલગ લેખકે સામુદાયિક સંગઠન અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. જેમકે ના કુલ અઠ્યાવીસ સિદ્ધાંતો આપ્યા અને તેનો સાત મોટા બસમાવેશ કરે છે ના રોજ કુલ બાર સિદ્ધાંતો આપ્યા અને ભારતમાં સમસ્યાનું સમાધાન કર્યું સમુદાયમાં કામ કરતી વ્યક્તિ કામ કરવાનો હેતુ ચોક્સ હોવો જોઈએ કોઈપણ કામ કરતી વખતે જેમ એનો હેતુ આશયક છે કે તેમ સમુદાયમાં કામ કરતી વખતે સમુદાયનો હેતુ હોવો જોઈયે તેમ જરુરી છે. હેતુ ઉદેશ આપણને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ બને છે. દાખલ તારીકે ગ્રામ્ય વિસ્તારના સામુદાયિક સંગઠન સંગઠને લઈને કામ કરવું છે. તો તેની જરૂરિયાત જાણવા જેવી છે ગામમાં શાળાની સુવિધા નથી અથવા શારીરિક લગતી સેવાઓથી તો સામુદાયિક સંગઠન ના ઉદેશો છેકે શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવી સામુદાયિક સંગઠન એપણ એ બહુ લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા છે. આપરીકરીયાને વધારે માણસો પોતાની સંસ્થ સંગ્રહાયેલા હોય છે. જોઉદેશ અને હશીલ કરવામાં આયોજન કરેલ હોય તો તે દરેક વ્યક્તિને કામ મળે અને ત્યાં સુધી શું કરવાનું કેવીરીતે કરવાનું તેનો ખ્યાલ દરેક વ્યક્તિને આવે તેટલા માટે આયોજન હોવું અત્યન્ત આવશ્યક છે દાખલ તરીકે કોઈપણ આગામી સેત્રમાં સંગઠનું કામ કરતી ગામના વિકાશની જરૂરિયાત શું છે તેની યાદી બનાવી તેમુજબ શાળાઆરોજય કેન્દ્ર પાણીની ટાંકી વગેરે જરૂરિયાતને પ્રાથમિકતાના આધારે નક્કી કરવું અને કઈ જરૂરિયાતને પુરી કરવા શેની શેની આવશ્યકતાછે અને કેવી કરશું તેનું આયોજન કરવું જરૂરી છે. ભાગીદારીનો સિદ્ધાંત સામુદાયિક સંગઠન ની જરૂરિયાતો સમસ્યા સમય

અનૌપચારિક નેતાઓનો પ્રતિનિધિત્વ હેઠળ સમુદાયના કાર્યક્રમોનો સારા અમલ થવો જોઈએ તેમજ તેને અગત્યના નિર્ણયો લેવા જોઈએ લોકો પોતે નિણઁય લેવામાં ભાગીદાર હોય છે તેમને લાગુપડતા નિણઁય સાથે

લાગણી ઉત્પન થાયતો તેઓ કાર્યને સફળતા પૂર્વક સભામાં સહકાર આપશે તેથી આત્મ આંતર દ્રુત અભિગમનો સિદ્ધાંત

અલગ અલગ અલગ અલગ હોય છે આંતર જૂથ આંતર જૂથ અભિગમનો સિદ્ધાંત દર્શાવે છે કે લોકોનો અભિગમ અલગ અલગ હોય છે દરેકને માન તેને સમજવાનો દરેક સમાજ દરેક જૂથનો માન્ય હોય તેવા નિર્ણયો લેવા જોઈએ દાખલ તરીકે સામુદાયિક સંગઠન અલગ અલગ જાતિના લોકોનું જૂથ છે એક જૂથ સામાજિક હોદ્દો ધરાવતું અને બીજું જૂથ મોનુસમીતીત જાતિ અને જનજાતિ જૂથ બસાથે સંકળાયેલ છે બને જૂથના અભિગમ અને સાથળ અલગ અલગ છે. તો આવા સમયે સામુદાયિક સંગઠન ની પ્રગતિ કરતી વખતે દરેક જૂથની લાગણી ને ન્યાય આપી તેમના અભિગમો અનુસરે જોઈએ આંતર શુદ્ધ અભિગમના કામ કે નય હોય તો વિગ્રહ ઉભો થશે જે પ્રક્રિયા વિલંબિત કરશે. હેલો મિત્રો હું દર્શન ધોળકિયા ચાલો આજે આપણે મનોરંજનના આધુનિક માધ્યમો વિશે જાણીએ મનોરંજન માટે માણસે જાત જાતના નુસખા શોધી કાઢ્યા છે નુષ્કા શોધી કાઢ્યા છે કેટલીક શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ વડે મનોરંજન થઈ શકે છે દ્રશ્ય કલાઓ અને ખેડૂત એ મનોરંજન માટેના બે મોટા માધ્યમો છે તેમ જ

ચીટીંગ card થી ઉપયોગ થતો રહ્યો છે રાધાશાહી યુગમાં સાથ મારી મલખયુદ્ધ રેસ

ભરપૂર મનોરંજન મેળવતો હતો ત્યાર પછી નટ બજાણીયા અને મદારીઓ ખેલો વડે મનોરંજન થવા લાગ્યું કથા વાર્તા ભવાઈ આખ્યાનનો કુકડા અને બળદ ની લડાઈ હાથમેળા કલાકારો ભજનીકો વગેરે પણ મનોરંજનનું માધ્યમ બન્યા ભાલા સે બરફી ફેક ગોળા ફેંક ચક્ર ફેક ઊંચી ખુદ લાંબી કુદ અને કબડી ભીનો દોર ખોખો અને કબડી ની રમતો યોગ્યાયમ વગેરે જેવી ખેલકૂદની હરીફાઈઓ થતી એમાં ભાગ લેનાર રમતવીરો અને પ્રેક્ષકો બંને વર્ગોનો ભરપૂર મનોરંજન થતું આવી જ રીતે પહેલાના સમયમાં ઘણા બધા મનોરંજનની technico અને મનોરંજન ની રમતો રમાતી અલગ અલગ competition યોજાતા અલગ અલગ પ્રતિયોગિતા જેમ જ અલગ અલગ બધી સ્મૃતિઓ અને કલા સંગીત બધાનું એક શ્રેષ્ઠ સ્થાન હતું ભૂતકાળમાં શ્રેષ્ઠ નાટકો લખાતા તેમજ ભજવતા મનોરંજન ની સાથે સાથે જીવનના મૂલ્યો પણ પીરસવામાં આવતા જ્ઞાન વિજ્ઞાન વિકાસની સાથે સાથે મનોરંજન ના સાધનોનો પણ વિકાસ થતો થયો છે theater tv અને radio મનોરંજનના આધુનિક સાધનો છે theater નિયમિતપણે નાટક નૃત્ય સંગીત વાર્તાલાપો અને હાસ્યના કાર્યક્રમો યોજાય છે તેનાથી બહોળા પ્રમાણમાં મનોરંજન થાય છે theater ની જેમ stadium પણ મનોરંજન મેળવવા માટેનું આધીન આધુનિક સ્થાન છે જ્યાં cricket જેવી રમતોની મજા આ ચર્ચા આયોજન નવરાત્રી દરમિયાન મોટા મેદાનોમાં પ્રદર્શનો ગરબા મહોત્સવ રામલીલા આનંદ મેળો અને વેપારીઓ મજા વેપારીઓની વેપારી મેળાઓ યોજાઈ છે ત્યાં ખાણીપીણી અને આનંદ પ્રમોદના સાધનોની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ જ રીતે ખૂબ જ પરંપરાગત રીતે મનોરંજન ની વ્યાખ્યા જ અલગ આપવામાં આવેલી હતી આધુનિક television ને આપણી દુનિયા બદલી નાખી છે વિશાળ screen અને High Tech Sound ને કારણે ટીવી આપણે ઘરમાં જ થિયેટરોનો અભ્યાસ કરાવે છે ભાઈ સમાચાર વિજ્ઞાન ભૂગોળ શિક્ષણ સિનેમા ખેલકૂદ ધાર્મિક સાંસ્કૃતિક સંગીત શિક્ષણ વગેરે અને અનેક વિષયોની ચેનલ ચોવીસ કલાક આપણને મનોરંજન કરે છે આ જ રીતે tv માં બાળકોના મનોરંજન માટે અલગ અલગ cartoon ની વ્યવસ્થા મોટા વડીલો વૃદ્ધો તથા જે લોકો business કરે છે એ લોકો માટે જે રોજબે રોજની એક નવી કરંટ offers માટે અને ખૂબ જ છે હાલમાં ચાલી રહ્યું છે એ બધું જણાવવા માટે અત્યારે news channel ખૂબ જ આગું સ્થાન ધરાવે છે તેમજ off નાટક કવિતા સંગીત ચર્ચા interview વગેરે જેવા અસંખ્ય લોકપ્રિય કાર્યક્રમનું

જેને આપણે આજે તરીકે ઓળખીએ છીએ એવા અનેક કલાકારો ગુજરાતમાં પણ પ્રસિદ્ધ બન્યા છે anchor તથા dj shond service તમામ લોકોનો સાથે મેળાપ કરી અને નવા નવા program આયોજન કરવામાં આવે છે life free show comedy show

જબરુ આકર્ષણ જમાવ્યું છે બે મોસમો આવે ત્યારે દેશમાં ભારે લોક જુવાર પેદા થાય છે એક ચૂંટણીઓની મોસમ અને બીજી cricket match ની મોસમ

ધીમો ipl ની મેચમાં ભાગ લે છે cricket અસંખ્ય ચાહકોને ipl ની match ઉત્તમ મનોરંજન આપે છે આમ સમય સાથે મનોરંજન ના સાધનો માધ્યમો અને કક્ષામાં પરિવર્તન થતું રહે છે મનોરંજન નું સ્વરૂપ પણ લોકોની માંગણી અનુસાર ઘડાતું હોય છે આવી જ રીતે આજકાલના દરેક cinema ઘરો પણ ખૂબ જ પ્રસિદ્ધ થયા છે ગુજરાતી cinema સામાન્ય રીતે ઢોલિવૂડ તરીકે ઓળખાય છે

સ્થાનિક ભાષાના મોટા cinema ઉદ્યોગમાં એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે મોંઘી film ના જમાના મા વ્યક્તિગત રીતે ઘણા ગુજરાતીઓ હતા ગુજરાતી cinema છેડા ભૂતકાળમાં છેક એક હજાર નવસો બત્રીસ સુધી લંબાવ્યા છે ત્યારે નવ એપ્રિલ એક હજાર નવસો બત્રીસ ના રોજ

ફુલ્યા પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ વીસ માં તો નવા બનેલા ચલચિત્રો આ બે કરતા પણ ઓછા થઈ ગયો હતો ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તારોની માંગ અને પછીથી નવી નવી તકની કો થતા ચલચિત્રમાં શહેરી વિષયોનો સમાવેશ ને કારણે બે હજાર દસ માં વળી આ ઉદ્યોગમાં આશકી રૂપે તેજી આવી વળી બે હજાર પાંચ માં તો સરકારે ગુજરાતી ફિલ્મોનો એક સો ટકા કરમુક્ત જાહેર કરી હતી અને બે હજાર સોળ માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી ગુજરાતી સીન ઉદ્યોગ ગુલામ નું નામ tollywoodmumbai ત્યારે bomby કહેવાતું cinema ઉદ્યોગ ગુલામણા નામ bollywood થી પ્રેરિત છે ગુજરાતી ચલચિત્રમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે તદુપરાંત ગુજરાત અને bollywood એ બંને શબ્દોનો ના સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે bollywood આજ રીતે ઘણા બધા અલગ અલગ ચલચિત્રો અને સિનેમાઓમાં અલગ અલગ બધા movie અને film સમયમાં ખૂબ જ અત્યારના સમયમાં ખૂબ જ ચાલતું એક આગવું સ્થાન છે અને ઘણા બધા અલગ અલગ story ના અલગ અલગ film રજુ થતાં આવ્યા છે અને નવા નવા film આ લાઈનમાં ખૂબ જ enter થાય છે અને મનોરંજન એ

લોકોને આપતા હોઈએ છીએ મોટાભાગનું કામ અમે એક ઇન્ડિયા માં આપવાનું અને ગુજરાતમાં આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ એક સમાજ માંથી scale સુ એક બોવજ મોટી કમી છે અને એ scale સામે બીજા બધા દેશો માંથી મળે છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે આ મહત્વના દેશ છે કે જ્યાથી અમે બીજી બધી તો બી અમે focus કરી શકીયે skill હવે india માં પણ વધુ માં વધુ કામ મળે પણ આ હવે ચીન ની જે કવિ જે india માં અને ગુજરાત માં છે અને વિષે આજે હું બધા ને માહિતી આપવા માંગુ છું કે કેટલી બધી Opportunity inter Internet ઉપર છે અને તમે કઈ રીતે તમારે પોતે જ તમારો Business કેવી રીતે ચલાવી શકો છો હવે હું ચાવવા જય રહ્યો છું

એટલે દુનિયા બહારના લોકો તમને કામ આપશે તમારી skills પરથી તમને તમારી કામ ની તમને ય કામ તમારી ફક્ત અને ફક્ત skill પરથી મળશે આ ફાઈબર નો Traffic એક વાર જોઈ લૈયે કે કઈ રીતે કેટલો Traffic આવે છે આનો Traffic છે એકત્રીશ ટકા લાગભાં ત્રીશ ટકા Traffic america નો છે અને છ ટકા કે સાત ટકા Traffic આ સાડત્રીશ ટકા Traffic જે છે આ બધા ગ્રાહક નો છે અને જે લોકો ના શોધ માં છે અને હવે દુનિયા કોઈ ની રહી નથી internet કહે છે હવે તમે નજીક ના લોકો નું જ કામ કરી શકો આ બધું કામ ફક્ત એક જ છે કે india માં પાકિસ્તાન અને બાંગ્લા દેશ માંથી આ લોકો ને સસ્તા કામ માં કામ મળી જાય અને લોકો બનાવો એક થી બે કલાક નું હોઈ અને જો પચાસ થી સાહીઠ નવસો પચાસ થી સાહીઠ dollar થઇ અને તો એ કોઈ ને તકલીફ પડે પણ એજ વસ્તુ કામ લોકો india થી જ પાકિસ્તાન બનાવી દેતા હોઈ છે દાસ થી બાર dollar કે pound માં જે દરેક જાણ ને cost ની રીતે બોવ સસ્તું પડે છે પણ આ બધા કામ કરવા માટે india માં traffic છે ફક્ત સાડા છ ટકા traffic છે એટલે બાંગ્દેલાદેશ અને પાકિસ્તાન નો Combine traffic india કરતા ઘણું વધારે છે હવે વસ્તી ની પ્રમાણે india ની વધારે છે આ લોકો ની combine કરતા થઇ રહી હશે કદાચ તો પણ આપડો traffic કમ આટલો ઓછો છે હવે આપડા લોકો કઈ બેકારી જ જોવા મળે છે આ લોકો તો પોતાનું કામ પોતાની જાતે શોધી કાઢે છે તો આપડા લોકો કેમ કામ નથી શોધતા તો આજે હું તમને જરાક માહિતી આપવા આવ્યો છુ કે તમે કયા કયા કામ તમે જાતે કરી શકો અને જાતે જ તમે પૈસા કમાઈ શકો બોવ અઢળક પૈસા છે આ બધી system માં આ સારી Micro skills માં થી તમે કોઈ એક skill શીખી જશો એક YouTube બનાવતા પણ શીખી જશો ને તો તમે આરામ થી તમારું ગુજરાન ચલાઈ શકો અને મહિને તીસ ચાલીસ પચાસ હાજર થી શરુ કરો અને તમે ધારો એટલા પૈસા કમાઈ શકો છો કે એક Service દિશા માં હોઈ છે એ લોકો ની side માં બી છે તમે જે ધારો કે કે એની અંદર ઘણી skills હોઈ છે અમારે three d logo જોઈ છે કે આવો Signature નો લોગો જોઈએ છે તો તમે દરેક વસ્તુ માં expert રહી શકો છો હવે એક logo ની અંદર બીજી લાગભાં પરક્ષિત એમાં તમારે skill Develop કરવાની છે તો આ logo logo કઈ રીતે બનાવવા એ અત્યારે હું જણાઈ શકું આમ નથી પણ એનો video youtube પર Available છે તો toutube પરથી તંમારે કઈ રીતે બનવાના એની ચાલીશ પચાસ તમેં logo બનાવશો તો પછી ધીરે ધીરે હવે તમારા કામ માં જયારે માણસ નું કામ જોવું પડે ત્યારે તેનું recent કામ પૂછ્યું હોઈ સારા લોકો ને છત્રીશ star મળ્યા છે ચાલીશ ચાલીશ pound charge કરે છે એક હાજર લોકો ના logo બનવ્યા છે અને Sixty three pounds charge કરે છે તો વિચાર કરો એક કે બે લોકો તન્મે બનાવો તો તમારી જિંદગી બદલી કાઢશે તમારી તમારો તમારી શોધી કાઢશે આ જોવો સારી સારી Company લોકો ન કેટલા પૈસા લે છે depend તમે કાયા level ના લોકો શરુ કરીને બધા ને વધારે skill Develop કરી શકો હા એક કરતા વધારે skill પણ develop કરી શકો છો તો શું છે

કેમ કે Wordpress આ અમારી Expertise છે અમારી team ની expertise છે અને અમે website બનાવતા રહેતા હોઈએ છીએ લોકો ચાલીશ ચાલીશ website બનવતા હોઈ છે website બનાવણીઓ બધો જ ખર્ચો તમને client પાસેથી મળશે તમારું કામ ફક્ત જ Content હોઈ ને website ઉપર મુકવાનું હોઈ છે શરૂઆત માં લોકો કરતા હોઈ છે જયારે જયારે તેમના કામ સારું થઇ ત્યારે તેની નવસો website જેટલી બનાવી છે અને ત્રણસો pound charge કરી શકે છે અને લોકો આપશે અને આમાંથી મોટા ભાગ ના લોકો પાકિસ્તાન માં અને બાંગ્લા દેશ માં છે હવે ગુજરાત ના લોકો એ skill develop કરવાની બોવ જ જરૂર છે અને કોઈ જ classes કોઈ જ જરૂર નથી બધું જ internet online બધું youtube શીખવા મળે છે બધા જ Resources Available છે તમારે youtube પર તમારે workforce માટે કોઈ Resources જોઈતા હોઈ તો અમારો contact કરજો આગળ videos બધા જોજો ક્યાં ક્યાં Resources તમારે use કરવાના બધા જ Resources Available છે doservermain ક્યાંથી લેવાનું server ક્યાંથી લેવાનું બધું જ જણવ્યું છે તમે જોઈ શકો છો કેટલાક લોકો આવી Service આપે છે અને દરેક લોકો નું કામ ચાલે છે તમે traffic જોવો બે point છ traffic છે એનો મતલબ કે કેટલા લોકો અને પાર કામ કરતા હશે અનમે ઘણું કામ હોઈ છે એમાં ઘણી website માં પણ અલગ અલગ પ્રકારનું હોઈ છે તમને Security નું કામ કરતા આવડે છે s u કરતા આવડે છે કે પછી એ ઘણી બધી વસ્તુ ઓ હોઈ છે હવે એ sca એક વરશું નું profit એક મહિના નો charge લગભગ સો હોઈ છે મતલબ કોઈ વયકતી મહિના ના સો point એશી વર્ષ ની website માં software એનું Specialization જે છે એક વાર traffic કરી ને વધારવાનું બીજા traffic ક્યાંથી છે તમે afe ખાલી શીખી જાવ ને એમાં જ લગભગ skill છે એક વર્ષ ની અંદર હવે એમાં તમારે કરવાની કરવાનું તમે એમાં skill Develop કરી શકો છો તમે નાના પાયે કામ કરો એક વાર skill આવશે ને પછી કામ તમને સુઝશે લોકો તમને શોધશે પણ તમે કામ કરતા હોવા જોઈએ તમારા માં skill હોવી જોઈએ એક વાર જો તમારા માં skill આવી ગઈ ને તો લોકો તમને શોધીને આવશે તમને કામ મળશે તમને પૈસા મળશે જ પણ skill વગર તમને કોઈ પૈસા નઈ મળે લોકો કેહ્શે મને કામ આપો મને નોકરી આપો તો કામ સામે computer પાર પડ્યું છે voiceover voice over એક IndustriesSpecialization Indertis તમને સારા video ચાલતા હોઈ voice કરવાની જો તમારો અવાજ સારો હોઈ ગાવાની વાત નથી બોલવની વાત છે હો તો voice over માં ઘણા બધા હા option હોઈ છે તમે એમાં જોઈ શકો ચો તમે સારા photographer હોવ કે સારા video editing કરતા આવડતું હોઈ તો એની અંદર અઢળક પૈસા છે વિદેશ વાળા ને પૈસા બોવ માલ્ટા હોઈ છે તે લોકો Foreign Service લેતા હોઈ છે છે ને તમે જોઈ શકો ચો કેટલા પૈસા લોકો લેતા હશે હાલ નું Premium customization અને Video animation માં ઘણા બધા softwar છે તમે જોઈ શકો છુ પછી તમારા profile બનાવની વાત છે અને અને તમે અલગ અલગ charges લઇ શકો છુ હવે આ વ્યક્તિ આ બી જો બનાઈ છે હવે આ વ્યક્તિ આ video બનાવા માટે ઘણી મેહનત કરી છે એક દિવસ માં video નાઈ બની શકે voice over અને video ને combine કરી ને ok કોઈ કોઈ video માં પાછળ કોઈ વ્યકતિ બોલે છે હવે એમાં તમારો પોતાનો આવાજ હોવો જરૂરી નથી તમને english માં લખતા આવડતું હોઈ અને આ જ માં કે વ્યકતિ voice over કરી શકે છે આવા software હોઈ છે અને બધા મોટા ભાગના softwar હોઈ છે સ્વરૂપ છે ને જરૂરી નથી તમને english લખતા આવડવું એ જરૂરી છે અને english વાંચતા લખતા હવે english પણ તમારું સારું ના હોઈ તો Grammar લખવાના તમે grammar તમે સરખી રીતે કરી શકો Document Vault માં જોયાવો કે તમે તમે તમારું english સરખું કરી ને એ english મૂકી દો તો system પોતે જે એક line બોલે છે Animator video બનાશે આ થઇ ગઈ એક Service અને તમે જોઈ શકો છો સો form charge કરે છે કે લગભગ પચાસ થી સાહીઠ હાજર રૂપિયા થાય હવે video મહિનાનો order પડે હવે વિચાર કરો કે બે કે ત્રણ video મહિનાનો order મળે

Excel lineexcel ની sheet હોઈ એમાં line હંમેશા જો તમે સારું કામ આપતા હશો સરખું વ્યાજબી ભાવ રાખ્યો હશે તો લોકો તમારી પાસે આવશે આવશે ને આવશે જ એટલે એવું ના માનતા કે કે તમારી પાસે કામ નથી આવાનું જ છે કામ હોવી જોઈએ social media socialmedia એક મોટો દરિયો છે sociamedia માં તમારે કઈ રીતે આગળ વધવું અને માટે ઘણા

Venue બનાઈ શકો છો licence બનાઈ શકો છો તમે software છે તમે જેટલું ચાહો એટલું આમ અંદર ઉમેરી શકો છો મેં જેમ કીધું આમ એટલે તમે એક કામ તમે કોઈ પણ એક છો કોઈ હાજર skill શીખવાડી ગયું નથી હું already લગભગ તમને દસ એક વસ્તુ જણાઈ દીધી કધાચ આનાથી વધારે જણાઈ દીધી હશે જે એક વાર તમે તંમારું english સારું હોઈ અને તમે સારા Courses લો અને ઘણા બધા સારા software હોઈ છે elb સારું software છે ઘણા online videos હોઈ છે એ એ fec પોતે એક school ચલાવે છે કે એની અંદર તમને ઘણા videos જોવા મળશે